મોઝીલા ફાયરફોક્સ ઈન્ટરફેસ અને ટૂલબાર પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફાયરફોક્સ ઈન્ટરફેસ અને ટૂલબાર આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ ૧૦૦૪ માટે ફાયરફોક્સ આવૃત્તિ 70 નો ઉપયોગ કરીશું
ચાલો હવે ફાયરફોક્સ ઈન્ટરફેસ વિષે જોઈએ
ફાયરફોક્સ પાસે એ તમામ સુવિધાઓ છે કે જે એક આધુનિક બ્રાઉઝર પાસે હોવું જરૂરી છે
મોઝીલા ફાયરફોક્સને અસરકારક કેવી રીતે ઉપયોગ કરવું તે શીખવા માટે તમારે તેના દરેક લક્ષણો સાથે પરિચિત હોવું જરૂરી છે
મોઝીલા ફાયરફોક્સ ઈન્ટરફેસ 6 અલગ વિસ્તારોમાં વિભાજીત થઈ શકે છે તેના નામ છે થે મેનું બાર થે નેવિગેશન ટૂલબાર થે બુકમાર્ક્સ બાર થે સાઇડ બાર થે સ્ટેટસ બાર અને થે કન્ટેન્ટ એઆરઇએ ચાલો આ દરેકને જોઈએ અને જાણીએ કે તેઓ શું કરે છે
ચાલો ફાઇલ મેનુ પર ક્લિક કરીએ અને પછી ન્યૂ વિન્ડો પર ક્લિક કરીએ
એક નવી વિન્ડો ખુલે છે
કેટલાક લોકોને તેમના બ્રાઉઝર્સમાં નાની સ્ક્રિપ્ટ જોવા માટે મુશ્કેલી થાય છે
તેથી ચાલો વ્યૂ પર ક્લિક કરીને પૃષ્ઠમાં ઝૂમ કરીએ ઝૂમ અને ઝૂમ ઇન
વૈકલ્પિક રીતે તમે ctrl દબાવી શકો છો
આ લખાણ ને મોટું બનાવશે
તમે કઈ આવૃત્તિનું મોઝીલા ફાયરફોક્સ વાપરી રહ્યા છો તે જાણવા માટે હેલ્પ અને એબાઉટ ફાયરફોક્સ ઉપર ક્લિક કરો
મૂળભૂત રીતે ફાયરફોક્સ હોમપેજ પ્રદર્શિત કરે છે
પરંતુ તમારા પોતાના મનપસંદ વેબપેજ ને હોમપેજ તરીકે સુયોજિત કરવા માટે એડિટ અને પ્રેફરન્સ પર ક્લિક કરો
વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ પર ક્લિક કરો
જનરલ ટૅબ માં હોમ પેજ ફિલ્ડ પર ક્લિક કરો અને wwwyahoocom અથવા તમારા મનપસંદનું કોઈ પણ વેબપેજ લખો
હવે તમે ડાબી બાજુના ખૂણે નીચે ક્લોઝ બટન પર ક્લિક કરીને ફાયરફોક્સ પ્રેફરન્સ વિન્ડો બંધ કરી શકો છો
તમે વેબપેજ અંદર કોઈ ચોક્કસ શબ્દો શોધવા માટે એડિટ મેનુ વાપરી શકો છો
એડ્રેસ બારમાં wwwgooglecom લખો
એડિટ અને ફાઇન્ડ પર ક્લિક કરો
બ્રાઉઝર વિન્ડોના તળિયે એક નાનું ટૂલબાર દેખાય છે
લખાણ બોક્સમાં ગુજરાતી શબ્દ લખો
તમે જોશો કે ગુજરાતી શબ્દ પ્રકાશિત થાય છે
આ વિધેય ખૂબ જ ઉપયોગી છે જ્યારે વેબપેજ પર વધુ લખાણ મારફતે શોધ કરતા હોઉં
ચાલો આ બંધ કરીએ
જેમ નામ સૂચવે છે નેવિગેશન ટૂલબાર તમને ઇન્ટરનેટ મારફતે નેવિગેટ કરવા માટે મદદ કરે છે
નેવિગેશન બાર મોટું લખાણ બોક્સ છે જ્યાં તમે જે વેબપેજ ની મુલાકાત લેવા ઈચ્છતા હોઉં તેનું એડ્રેસ લખો
તેને યુઆરએલ બાર અથવા એડ્રેસ બાર કહેવામાં આવે છે
યુઆરએલ પર ક્લિક કરો અને ત્યાં પહેલાથી જે એડ્રેસ છે તેને રદ કરો
હવે wwwgooglecom લખો
Enter કળ દબાવો
તમે હવે ગૂગલ હોમપેજ પર હશો
પાછળ તીર વાળું ચિહ્ન પર ક્લિક કરવાથી તે તમને તમે પેહલા જે પૃષ્ઠ પર હતા ત્યાં પાછું લઈ જશે
ગૂગલ હોમપેજ પર પાછા જવા માટે આગળના તીર પર ક્લિક કરો
યુઆરએલ બારમાં જમણી તરફ એક ઘર જેવા આકારનું ચિહ્ન છે
આ બટન તમને તમે જ્યાં છો ત્યાંથી પાછા મૂળભૂત હોમ વેબપેજ ઉપર લઇ જશે
આ ફન્કશન જ્યારે તમે કોઈ ચોક્કસ સાઇટ અથવા સર્ચ એન્જિન બ્રાઉઝ કરી રહ્યા હોઉં ત્યારે ઉપયોગી છે
ચાલો હોમપેજ બટન પર ક્લિક કરીએ
યાદ રાખો આપણે અગાઉ હોમપેજ wwwyahoocom થી બદલ્યું હતું
પરિણામ તરીકે હોમપેજ બટન પર ક્લિક કરવાથી તે આપણને યાહૂ હોમપેજ પર લઇ જાય છે
ચાલો હવે બુકમાર્ક્સ બાર જોઈએ
બુકમાર્ક્સ તમને એવા પૃષ્ઠો કે જેની તમે મુલાકાત લો છો અથવા ઘણી વખત તેનો સંદર્ભ લો છો તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે
આ યુઆરએલ બારમાં wwwgmailcom લખો
પૃષ્ઠ એકવાર લોડ થાય તો યુઆરએલ બારમાં જમણી તરફ સ્ટાર ચિહ્ન પર ક્લિક કરો
તમે જોઈ શકો કે સ્ટાર પીળા રંગ નું થઇ જાય છે
સ્ટાર પર ફરીથી ક્લિક કરો
એક સંવાદ બોક્સ ખુલે છે
ફોલ્ડર ડ્રોપ ડાઉન મેનુ માંથી બુકમાર્ક્સ ટૂલબાર પસંદ કરો
નોંધ લો કે જીમેઇલ બુકમાર્ક હવે બુકમાર્ક્સ ટૂલબારમાં ઉમેરવામાં આવેલ છે
યાહૂ હોમપેજ પર જવા માટે હોમપેજ ચિહ્ન પર ક્લિક કરો
જીમેઇલ બુકમાર્ક પર ક્લિક કરો
આ તમને જીમેઇલ લોગિન પૃષ્ઠ પર દિશામાન કરાવશે
સાઇટ્સ કે જેની તમે ઘણી વખત મુલાકાત લો છો પરંતુ તેને તમારા હોમપેજ તરીકે ન ઈચ્છતા હોવ તે માટે તમે બુકમાર્ક્સ બાર નો ઉપયોગ કરી શકો છો
આગળ આપણે સાઇડબાર માટે જાણીશું
વ્યૂ અને સાઇડબાર પર ક્લિક કરો અને પછી હિસ્ટોરી પર ક્લિક કરો
તમે જોઈ શકો કે ડાબી બાજુ પર આવેલા બાર ને હવે 3 વિકલ્પો છે તોડાય યેસ્ટરડે અને ઓલ્ડર થાન 6 મોન્થ્સ
પ્રદર્શિત વિકલ્પો કમ્પ્યૂટર પર ફાયરફોક્સ ના વપરાશ વચ્ચે અંતરાલો સાથે અધીન છે
મેનુ વિસ્તૃત કરવા માટે તોડાય ચિહ્ન ની આગળ આવેલ પ્લસ ચિહ્ન પર ક્લિક કરો
ગૂગલ હોમપેજ પર દિશામાન થતી ગૂગલ લીંક પસંદ કરો
જુઓ તમે પહેલા મુલાકાત લીધી હતી તે સાઇટ પર પાછા જવું કેટલું સરળ છે
સાઇડબારનું પોતાનું પણ શોધ માટેનું એક વિધેય છે
તમે સર્ચ બોક્સમાં જે સાઇટ સર્ચ કરવા ઈચ્છતા હોઉં તેનું નામ લખી શોધી શકો છો
આ પછી તે શોધવા માટે તમારી હિસ્ટોરી શોધશે
સર્ચ બોક્સમાં ગૂગલ લખો
ગૂગલ હોમપેજ પ્રથમ પરિણામે ઉપર આવે છે
તમે સાઇડબારમાં ઉપરની બાજુ પર જમણા ખૂણે નાના એક્સ પર ક્લિક કરી સાઇડબાર ને અદ્રશ્ય કરી શકો છો
આગળ ચાલો જોઈએ કે સ્ટેટસ બાર શું કરે છે
સ્ટેટસ બાર તમારી બ્રાઉઝર વિન્ડો ના તળિયે એક વિસ્તાર છે જે તમે લોડ કરતા હોઉં તે સાઇટ નું સ્ટેટ્સ બતાવે છે
યુઆરએલ બાર પર જાઓ અને wwwwiredcom લખો અને Enter કળ દબાવો
ઝડપથી આ સ્ટેટસ બાર જુઓ
તે તમે જે વેબપેજ લોડ કરી રહ્યા છો તેનું સ્ટેટ્સ બતાવે છે
કોઈ ચોક્કસ સાઇટ લોડ કેમ નથી થતી લોડ થવા માટે તે કેટલો સમય લેશે વગેરે સમજવા માટે સ્ટેટસ બાર મદદ કરી શકે છે
અંતે ચાલો કન્ટેન્ટ એઆરઇએ માટે જોઈએ
આ એ જગ્યા છે જ્યાં તમે જે વેબપેજ જોઈ રહ્યા છો તેનું સમાવિષ્ટ જોઈ શકો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફાયરફોક્સ ઇન્ટરફેસ અને ટૂલબાર
આ કમ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ કરવાનો પ્રયાસ કરો
તમારું હોમ પેજ wwwspoken tutorialorg થી બદલો અને તેને નેવિગેટ કરો
અને પછી બ્રાઉઝરનું હિસ્ટોરી વિધેય નો ઉપયોગ કરીને યાહૂ વેબસાઇટ પર જાઓ
નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે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
જોડવા બદલ આભાર